મારા મામા ની દુકાને પણ મેં ત્રણ ચાર વર્ષ કામ કરયુ છે એટલે મતલબ મેં total પાંચ વર્ષ મે કામ કરી લીધું છે કટલેથી ની દુકાન ની અંદર એમને કટલરીનો ધંધો હતો hostel નો ધંધો કટલરીના ધંધામાં મેં હોલસેલ માં કામ કરેલું છે.

ત્યાં પણ મારું બરાબર ચાલતું હતું ત્યાં પણ મારે ઘરાક સાથે ભાઈબંધી થઈ ગઈ હતી અને મેં હોલસેલ નોકરી કરતો હતો હોલસેલમાં માલ વેચતા હતા અમે કટલરી નો માલ બોરીયા બક્કલ બંગડી નેલ પોલીસ એ બધો સામાન હતો એ વેચતા હતા હોલસેલ ની અંદર હોલસેલ નું ધંધો હતો માર મામાને ત્યાં હું કામ કરતો હતો ત્યાં પણ બરાબર બહુ મજા આવતી હતી મારો ભાવ ભણતો હતો બારમું ધોરણમાં મારા ભાઈએ પાસ કરેલું છે. કોરોના ટાઈમમાં mass promotion મળેલું છે મારા ભાઈને મેં પરીક્ષા આપીને પાસ કરેલું છે બાર મુ ધોરણ અને એ મારા ભાઈએ પણ બે મહિના એક બે મહિના ચપ્પલ ની દુકાને કામ કરેલું છે. કોરોના ટાઈમમાં school બંધ હતી ત્યારે અત્યારે starting ની અંદર મારો ભાઈ અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદ બીએસએલમાં મેં જોબ કરી છે. બીએસએલ ની અંદર મારે ત્રણ મહિના થયા છે બીએસએલમાં સેટ મારે બરાબર આવી ગયું છે starting માં અમને તકલીફ પડતી હતી બી એસલ ની અંદર કારણ કે starting હતું તેના માટે કોઈપણ અત્યારે નવું કંપનીમાં જ્યારે સ્ટાર્ટિંગમાં તકલીફ તો મને પણ તકલીફ પડતી હતી. અત્યારે બરોબર set થઈ ગયું છે અત્યારે બરાબર કોલેટી માર્ક પણ આવેલા છે. સેવંતી નાઈન પર્સન્ટેજ quality mask છે આ મહિનાના. ત્રણ મહિના મારે job કરે થયા છે અહિયાં, મને પણ તકલીફ પડતી હતી અત્યારે બરોબર set થઈ ગયું છે અત્યારે બરાબર quality mask પણ આવેલા છે સેવન્ટી નાઈન percent quality mask છે. આ મહિનાના ત્રણ મહિના મારે job કરે થયા છે અહિયાં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 મારે કપડાનો બહુ શોખ છે અને મારે ખાવાનો પણ શોખ છે. ખાવામાં મારે નોનવેજ નોનવેજ મારે ખૂબ શોખ છે ખાવાનો. બોટાદ ની અંદર મેં નાના હતા ત્યારે વેકેશનમાં અમે cricket રમવા જતા હતા cricket રમવાની પણ બહુ મજા આવતી હતી. આજુબાજુના જે ભાઈબંધ હોય આજુબાજુ જે ઘરની બાજુ જે ભાઈબંધ રહેતા હતા. ગલીમાં પણ અમે cricket રમેલા છીએ કોઈ મેદાનમાં મેદાન હતું એ મારું એક સબીયા hospital પાસે સબિયા hospital પાસે એક મેદાન હતું ત્યાં મેદાનમાં પણ અમે કામ મતલબ cricket રમેલા છીએ. ત્યાં પણ cricket રમવાની બહુ મજા આવતી હતી. પણ જ્યાં સુધી હું જોબમાં લાગી ગયો મારા મામા ની દુકાને લાગી ગયો ત્યારે મેં cricket રમવાનું મૂકી દીધું હતું અને પછી મેં job માં જ વધારે ધ્યાન દીધું હતું અને પણ કરતો હતો ને જોબ પણ સાથે કરતો હતો કોલેજ અને જોબ્સ એક સાથે કર્યું એટલે મારે કોલેજની અંદર સેકન્ડ વર્ષ મતલબ સેકન્ડ યરમાં મારે બે ત્રણ વિષયમાં કેટી આવેલી કારણ કે જોબ પણ કરતો college પણ કરતો હતો job અને college બંને સાથે કરતો હતો તેના માટે મારે રાત્રે આ મતલબ પાકું કરવાનો time નતો મળતો reading કરવાનો ટાઈમ નતો મળતો તેના માટે મને બે ત્રણ subject ની અંદર કેટી આવેલી છે. પણ school નો time હતો એક થી બાર ધોરણ એ best time હતો અમારે માટે એટલે કોઈ ચિંતા નથી ખાલી schhol ની ચિંતા હતી પાકુ કરવાની ચિંતા હતી exam ની ચિંતા હતી.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 અત્યારે અમે બે ભાઈઓ આહ સવારમાં દસ વાગે જાગીએ છીએ દસ વાગે જાગીને અમે અમ નાવા જઈએ છીએ નાહીને નાસ્તો કરીએ છીએ અને નાસ્તો કરીને થોડોક સમય અડધી કલાક કલાક બેસીને અમ ચાલીને અંબા ટાવર સુધી જઈએ છીએ અંબા ટાવર સુધી જઈને અમે બસ નો વેટ કરીએ છીએ બસનો wait કરી અને બસમાં અમે બીએસ સુધી અમે બસમાં આવીએ છીએ.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

પછી અંબા ટાવરથી અમે fun park સુધી ચાલીને જઈએ છીએ કારણ કે salary એટલી બધી નથી હોતી એટલા માટે અમે થોડીક કરકસર કરીએ છીએ salary જો વધારે હોત તો અમે રિક્ષામાં જ જાત પણ salary ઓછી હોવાના કારણે અમે થોડી કરકસર કરીને અમે ચાલીએ છીએ. અમે અમદાવાદ અહીંયા ભાડાના મકાન એ રહીએ છીએ. ત્રણ હજાર મહિને ભાડું છે. મકાનનું મારા પપ્પા પાફતજો નોકરી કરતા હતા. એક મહિનો plot માં રહ્યા હતા. પછી એક મહિના પછી અમે છોડીને હવે શિયાળાને ગરમ કપડાને જે નોકરીમાં રહ્યા હતા? ને ગરમ કપડાની અમે પધારો કરતા હતા ત્યાં નોકરી રહ્યા હતા મારા પપ્પા ત્યાં પણ એક મહિનો કામ કર્યું હતું પછી અમને કંઈ set નહોતું મતલબ કાંઈ ગમતું નતું અમદાવાદની અંદર તેના માટે અમારે બોટાદ જવાનું થયું છે. હવે અમે બોટાદ જઈને મારા મામા ની દુકાને મારે રહેવાનું છે. મારા પપ્પા અહીંયા બોટાદ જઈને વિચાર કરશે કે હવે ધંધો કરવાનો છે? તે અને મારો ભાઈ college કરવાનું કહે છે તો એ તો college ના ત્રણ વર્ષ પૂરા કરશે પછી આગળ વિચાર કરશે એના future નું કે અમદાવાદમાં આવીને અમારે બરાબર ચાલતું હતું.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 બોટાદ ની અંદર અમારે ઘરનું ઘર હતું. starting ની અંદર પહેલા બોટાદથી અંદર અમે આવ્યા ત્યારે ભાડે રહેતા હતા પછી અમે ઘરનું ઘર લીધું હતું. અત્યારે અમારે બોટાદ ની અંદર ઘરનું ઘર છે, મારા દાદા. મારા દાદા પણ નોકરી મતલબ ફેરી જ કરતા હતા તેલની, પણ અત્યારે તેલની ફેરી છોડીને બ્લીચિંગ નો ધંધો ચાલુ કર્યો હતો.

મારા દાદી પણ પાંચ time ને નમાજ પડે છે આ તસ્વીર પડે છે બધી મારા દાદાને અડધું અરબી કરન્સીપ નથી આવડતું તેના માટે ગુજરાતી કરન્સીપ છે એના પાસે.

અને તમારે પણ પાંચ time ની નમાજ પડવાની આવે છે પણ કોઈ આળસના કારણે મેં પાંચ time ની નમાજ પડતા નથી. આળસના કારણે પાંચ time ની નમાજ પડતા નથી. પહેલા પાંચ time ની નમાજ પડતા હતા, જ્યારે નાના હતા ત્યારે મદ્રાસમાં હતા ત્યારે.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 starting અલી તકતીથી થાય છે, પછી કાયદો પડવાનો આવે છે પછી એમના પાર પાડવાનો આવે છે પછી કુરાન શરીફ કુરાન શરીફ અમારે ફરજિયાત શીખવાનું રહેશે કુરાન શરીફ અમારે ફરજિયાત પડવું પડે છે વર્ષની અંદરમાં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 ત્યારબાદ અમારે રમઝાન મહિનો પણ આવે છે અત્યારે બે એક મહિના પછી રમજાન મહિનો પણ ચાલુ થાય છે. રમજાન મહિનામાં અમારે ત્રીસ રોજા રહેવાના આવે છે. રોજા ની અંદર અમારે સવારમાં વહેલા જાગીને અમારે અ ફેરી કરવાની રહે છે મતલબ અમારે ખાવાનું હોય છે. અમુક time હોય છે એ પાંચ વાગ્યે સાડા ચાર વાગે જે time હોય છે એ time એ ખાવાનું હોય છે અમારે પછી અમારે રોજો બંધ કરીને અમારે પંદર ચૌદ પંદર કલાક અમારે ભૂખ્યો અને તરસ્યું રહેવાનું હોય છે અને ઈબાદત કરવાની હોય છે કામ પણ કરવાનું હોય છે time કાઢીને ઈબાદત પણ કરવાની હોય છે પાંચ time ની નમાજ પણ પડીએ છીએ દુઆ પણ અમે માંગીએ છીએ. રોજો ખોલવાનો time એ દુઆ પણ માંગવાની હોય છે અને જ્યારે રોજુ રાખીને દુઆ માંગીએ તો દુઆ કબૂલ થઈ જ જાય છે.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 જાયઝ દુઆ મતલબ જે મંગાટી હોય એ દુઆ માંગો અને તે કબૂલ થઈ જ જાય છે અને તેની પાસે પહેલી દુઆ મતલબ મહેનત પણ કરવી પડે છે અને ઉપરવાળા દુઆ પણ સાંભળી લે છે એ main રોજ હોય છે છવીસ મુ રોજો બહુ મોટું રોજુ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 ઈદની નમાજ પઢવા જવાનું હોય છે ખીર અને પુરી ખાવાની હોય છે સાથે મળીને અમે રહીએ છીએ એક દિવસ ઘરે મહેમાન પણ આવે છે બીજાના ઘરે બેસવા પણ જવાનું હોય છે રિશ્તેદાર ના ઘરે.

મારા ભાઈને પણ same જ છે એનું નામ પણ સુફિયાન છે. એને પણ અહીંયા આવીને છ મહિના થયા છે અમદાવાદની અંદરમાં. હેલ્લો, નમસ્કાર સર, SBI માંથી વાત કરી રહ્યો છું. શું સહાયતા કરી શકું સર આપની?

હા જી સર આપનું નામ જાણી શકું સર? ઓકે સર, આપડા કઈ branch માં આપનુ account છે? બરાબર છે સર. તો આપ એવું જાણવા ઇચ્છી રહ્યા છો કે આપને mobile banking application શરૂ કરવું છે. બરાબર? યુઝ કરવા માટે તમે ઇચ્છી રહ્યા છો. અને તમને એના માટેની બધી information જોઈએ છે. Am I right, sir? હા સર તો હા સર છે, SBIstate bank of India એની પોતાની application છે. SBI YONO application જે તમારે install કરવાની રહેશે. first of all તમારે play store પર જવાનું રહેશે. play store પરથી તમારે આ applicationfree મા મેળવી શકશો સર. ફ્રિ માં. SBI YONO app ના સર, આ application તમારે તદ્દન ફ્રી રહેશે. કોઈ charges હોતા નથી. ના ના play store પર ફ્રી માં અવૈલેબલ રહેશે.

ઓકે. પહેલા તમારે Install કરવાની રહેશે. અને સાથે તમારું registration જે linked number હશેને, bank માં linked number એ તમારી સાથે તમારા ફોનમાં હોવો જોઈએ. પ્લસ કે સર તમે યુઝ કરો છો? આવેલું છે? હા સર, એ require compulsory રહેશે. એની requirement card સાથે રાખવાનું રહેશે. એની પાછળ જે ની માહિતી માંગશે જેવુ તમે install કરશો પછી તમે એને open કરશો એટલે ત્યાં atm details માંગશે. એ atm ની આગળ જે સોળ આંકડાનો જે નંબર હોય છે ને એ ત્યાં type કરવાનું રહેશે અને તમારું પિન છે એ દાખલ કર્યા બાદ submit button આવશે સર, સબમિટ બટન. એ submit button તમારે દબાવવાનું રહેશે સર, બરાબર છે? હા સર, પછી એના પછી તમારે internet banking નું પોર્ટલ ખુલશે, ઇન્ટરનેટ બેન્કિંગનું. હા, તો એનો id password તમારી સાથે હશે, username હશે

એ પછી તમારે m pin સેટ કરવાનો રહેશે સર. આ m pin એ છે સર કે જ્યારે તમે તમે કોઇનાંમાં પૈસા transfer કરો છો બરાબર છે? તો પૈસા transfer કરતી ઘડીએ તમે જેમ online shopping કેવી કરો છો? phone pay Google pay યુઝ કરતાં હોવ તો તમને ખ્યાલ હશે સર, કે કોઈ જગ્યાએ payment કર્યા પછી PIN માંગે છે UPI પિન. એ જ રીતે આપડે યોનો હા UPI પિન માંગે છે ને? હા. હા એની વાત કરું છું. આપડે yono SBI ની અંદર સર એનું નામ m-pin રાખેલું છે. બરાબર છે? તો first of all જ્યારે તમે m-pin

એટલે તમારું successfully register થઈ જશે yonosbi માં, બરાબર છે સર? તમારી આઈડી પછી તમે mpin બદલી શકો છો. હા સર બદલી શકાશે ને sure બદલી શકશે. તમારો જે linked number હોય એ ફોન માં હોવો જોઈએ. એનાથી તમે એમ પિન બદલી શકો છો. તમે phone number add કરવાનો રહેશે એમાં linked number પર OTP આવશે એ OTP નાખશો પછી તમારો નવો mpin તમારે દાખલ કરવાનો રહેશે. હમ્મ અને એ mpin સર તમારે કોઈને આપવાનો નથી. જય સુધી બને ત્યાં સુધી personal રાખવા માટે આગ્રહ છે. હા સર.

હા, હા સર ઘણા બધા features છે સર આપડા yonosbi ના. આ yonosbi ની અંદર તમે રેલવેની ટિકિટ બુક કરી શકો છો. તમારે જ્યાં ટ્રાવેલિંગ જવું ટ્રાવેલિંગ માટે કઈ ગયા છો તમે ફરવા માટે, તો તમે ત્યાં પહેલામ પહેલા તો બસમાં જાવ છો, ટ્રેનમાં જાવ છો કે ફ્લાઇટ યુજ કરો છો. બરાબર? તો એની અંદર જે ticket reservation હોય છે,

ના ના, સર. bank માં જવાની કોઈ જ જરૂર નથી સર. transaction history તમે YONO માં જેવુ login કરશો. બરાબર છે? yono open થશે એમાં બેંકની જે statement હોય છે એ statement તમે ખોલીને છેલ્લા પાંચ વર્ષથી યુઝ કરતાં હોય કે દસ વર્ષથી યુઝ કરતાં હોય, તમારે જે તારીખનું, જે મહિનાનું જોઈતું હોય statement એ તમને PDF ના રૂપે મળી શકે છે સર. તમારે ત્યાં કોઈ bank માં જવાની જરૂર નથી સર. branch પર જવાની જરૂર નથી. તમારો સમય બચી જશે સર.

હા હા સર, તો હા સર તો transaction ની રીત એક NEFT આવશે અને એક IMPS આવશે સર. તમે IMPS કરશો તો એમાં પચ્ચીસ હજારની લિમિટ હોય છે સર. પચ્ચીસ હજાર ટ્રાન્સફર કર ની લિમિટ હોય છે IMPS માં અને NEFT માં છે તો ઓગણ પચાસ હજાર ની લિમિટ હોય છે સર. IMPS માં તમે IMPS કરશો પેમેન્ટ તો તૈયારીમાં જ તમારા friend ના account માં પડી જશે. જ્યારે NEFT કરશો એટલે દસ મિનિટ લાગશે સર. બરાબર છે? આ transaction limit તમને સમજાઈ દીધી છે. હવે તમારું account yono SBI માં હોય તમારા friend નુ accountSBI માં હોય અને એમને YONOSBI જે use કરતાં હોય તો number through તમે એમને payment કરી શકો છો. number add કરવાનો એમનું નામ આવી જશે. અને પછી તમે એમાં પૈસા enter કરીને m-PIN નાંખીને transfer કરી શકો છો. અગર જો એમને બીજી કોઈ bank મા account છે ત્યારે એમનો account number અને IFSC કોડ તમારી પાસે હોવો જરૂરી છે. okay sir, understand? હવે account હા સાહેબ તમે search કરી શકો છો, આપણી અંદર એ સુવિધા છે. એમની જે bank મા account છે એ અને કઈ branch મા account છે એ તમને ખબર હોવી જોઈએ. તમે એ નાખશો એટલે તો આ details નાંખવાથી એમનું નામ આવી જશે સર. એમનું નામ આવ્યા પછી જેટલી જે amount છે limitમા NEFT માં ઓગણપચાસ હજાર અને IMPS માં પચ્ચીસ હજાર એ તમે add કરીને તમે એમને મોકલી શકો છો within a second, sir, within a second તમે કરી શકો છો. હા સર થઈ શકે ને! તમારી આખી passbook એમાં દેખાશે સર. bank balance થી લઈને બધુ જ સર. તમે ત્યા login કરશો એટલે તમારી profile ત્યાં આવી જશે. તમે કયા કેટલો ખર્ચ કર્યો છે એ બધુ જ આવી જશે.

હા સર bank balance check કરવા માટે તમે જેવી profile ખોલશોને તમારી YONOSBI મા login કરશો એટલે તમને બતાવશે. તો ત્યાં profile માં જઈને તમારે check balance આપશે અને ત્યાં જઈને MPIN માંગશે. MPIN મારશો એટલે તમારુ bank balance એમા show કરી દેશે સર.

હા સર, within a second update આઈ જાય. within a second bank માં શું, તમે ફોનથી કોઇનામાં, કોઇનમાંથી તમારામાં પૈસા નખાવો તો એક રૂપિયો પણ આવશે તો તમારે જલ્દીમાં જ તમારે ત્યાં બતાવી દેશે કે એક રૂપિયો plus થયેલો છે. દસ રૂપિયા minus થશે તો તમને એ within a second બતાવી દેશે check balance આપશો એટલે. એક સએકોન્ડમાં એમ એક જ સેકંડ ફક્ત અને ફક્ત હમ second to second update થતું રહેશે સર.

હા સર, sure sir થઈ શકે છે એમાં. એ સુવિધા આપેલી જ છે. હવે QRscan કરી શકો છો. QR scan કરીને તમે એમા MPIN નાખશો એ જે તે વ્યક્તિના કે merchant account માં તમારા પૈસા પહોંચી જશે.

ના સર, એપ્પ unlimited transactions આપે છે. unlimited મતલબ કે તમે એક દિવસમાં એક લાખ સુધીનુ transaction કરી શકો છો. હા સર, દરેક જગ્યાએ. હા હા સર, સામે વાળાની બધી details તમારી પાસે હોવી જોઈએ. કાં તો account નો QR કોડ તમારી પાસે હોવો જોઈએ, કાં તો જે તે mobile use કરતાં હોય એની UPI-ID હોવું જોઈએ તમારી પાસે. તો તમે એન્ડમાં transfer કરી શકો છો કોઈ પણ જગ્યાએ સર. હા સર. હા સર. તો સર તમે YONO use નહીં કરી શકો સર. એના માટે પહેલા માટે apply કરવું પડશે સર bank માં હા, હા સર. બરાબર છે સર, હા

તો branch માં જઈને તપાસ કરવાની રહેશે. જો branch માં તમારું આઈ ગયું હશે તો તમને મળી જશે સર. અને જો ના આયુ હોય તો તમે સર ત્યાં in detail form ભરીને તમે application કરી શકો છો સર. તો within a one week તમારી પાસે તમારું આઈ જશે સર. હા સર. હા સર, તો પાસબુક આપની જે bank account passbook છે એ પાસબુક લઈને જવાનું રહેશે અને એક ઝેરોક્ષ લઈને જવાનું રહેશે સર. એની details form મા fill-up કરવાની રહેશે. બીજા કોઈ documents ની જરૂર નથી હોતી. એમનુ PAN કાર્ડ હોય એ જરૂરથી હોવું જોઈએ સર. PAN કાર્ડ હા સર, PIN set કરવા માટે તમારે જવું પડશે machine પર ત્યાં તમારે અંદર નાખશો એટલે ત્યાં આહ, ના ના ફક્ત અને ફક્ત SBI ના જ machine પર જવાનું રહેશે. SBI માટે, ત્યાં જઈને registered number આપશો, account details તમારી નાખશો પછી OTP આવશે તમારા ફોનમાં લિકન્ડ નંબર ઉપર. અને એ OTP નાખશો એટલે નવુ PIN બતાવશે એટલે નવો PIN તમારે નાખવાનો રહેશે. એક વાર સેટ કરી દેશો એટલે તમારું પિન સેટ થઈ જશે. પછી તમે deposit કરી શકો છો transfer machine થી અને થી પૈસા પણ ઉપાડી શકો છો સર. હા સર, login પણ કરી શકો છો. એ પછી હું તમને જેમ સમજાવું એમ લઈને બેસી જશો સર. login કરવા માટે તો તમે ગમે ત્યારે ગમે ત્યા login કરી શકો છો. twenty four by seven અમારી service ચાલુ રહેશે, સર. તો સર બીજી કોઈ સહાયતા કરી શકું સર આપની? હા, જે information આપી એમાં ખ્યાલ આવી ગયો છે? okay, sir SBI મા call કરવા બદલ ધન્યવાદ સર, આપનો દિન શુભ રહે.

આજે આપણે વાત કરીશું ઊર્જાના પરંપરાગત સ્ત્રોત સ્ત્રોતો વિશે. અશ્મિભૂત બળતણ પ્રાચીન સમયમાં ઉષ્મીય ઉર્જા નો સામાન્ય રીતે લાકડું હતો. કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે કેટલીક, પવન તથા વહેતા પાણીની ઉર્જા નો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ઉર્જા સ્ત્રોતોના રૂપમાં કોલસાના ઉપયોગો ઔદ્યોગિક ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી. વધતા જતા ઉદ્યોગોને કારણે સમગ્ર વિશ્વની જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ. તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઊર્જા ની માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ થઈ રહી છે. ઊર્જાની વધતી માંગ, પૂરતી માટે મોટાભાગે અશ્મિભૂત બળતણ કોલસા તથા પેટ્રોલિયમની થઈ છે. માંગમાં થતી વૃદ્ધિના સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતો નો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો. પરંતુ આ બળતણ કરોડો વર્ષો અગાઉ બનેલા છે. અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહેલો છે. અશ્મિભૂત બળતણ ઉર્જા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. જે આપણે આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ હાલમાં ચિંતાજનક દરથી કરતા રહીશું, તો આ ભંડાર ટૂંક સમયમાં ખાલી થઈ શકે એમ છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત ની શોધ કરવામાં આવી. પરંતુ આજે આપણે આપણી ઉર્જાઓની મોટાભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર છીએ. અશ્મિભૂત બળતણના દહનના બીજા ગેરફાયદા પણ છે. અશ્મિ ભૂત બળતણની સળગવાથી મુક્ત થતા કાર્બન, નાઈટ્રોજન, તથા સલફરના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ માં હોય છે. જેના કારણે એસિડિક વરસાદ થાય છે. જે આપણે પાણી તથા જમીન સંસાધનો ની પ્રભાવિત કરે છે. વાયુ પ્રદુષણ ની સમસ્યા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસને કારણે ઉદભવતી ગ્રીન હાઉસ અસરને યાદ કરી શકીએ આપણે તેમ છે. આશ્મિ ભૂત બળતરને સળગવાની કારણે ઉદભવતા પ્રદૂષણને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બળતણના દહનની કાર્ય ક્ષમતા વધારીને તથા દહનને કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ, તથા રાખને વિવિધ ઔદ્યોગિક દ્વારા વાતાવરણમાં ભરેલા ઓછા ઓછા કરીને થોડે અંશે ઘટાડી શકાય છે. અશ્મિભૂત બળતણનો ગેસ સ્ટવ,

ઊર્જાના મનગમતો સ્વરૂપ મેળવવા માટે આપણે શું શું કરી શકીએ તેમ છે? વિદ્યુત ઉત્પન્ન કરવાનો આપણો એક ટર્બાઇન છે સરળ ટર્બાઇનમાં ગતિશીલ ભાગ તરીકે, રોટર બ્લેડ નો આ સંયોજન છે. ગતિશીલ તરલ બેને ફેરવવા માટે માટે કાર્ય કરે છે. તથા રોટરને ઊર્જાઆપે છે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મૂળભૂત રીતે આપણે રોટનની બ્લેડ ને જેટલી ગતિ આપવી પડે જેથી યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે ડાયનેમોની સાફ ને ફેરવે. ઉર્જા નું આ સ્વરૂપ આજની પરિસ્થિતિમાં એક આવશ્યકતા બની ગયું છે. આમ કરવા માટે વિવિધ રસ્તા હોય છે કે સંશોધનોની ઉપલબ્ધતા પર આધારિત છે. નીચેના વિભાગોમાં આપણે જોઇશું કે ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વિવિધ ઉર્જા ના સ્ત્રોતો માં કઈ રીતે આપણે ઉપયોગ તેનો કરી શકીએ છીએ. થર્મલ પાવર પ્લાન્ટ પાવર સ્ટેશનમાં દરરોજ પાણીને ઉકાળીને બાસ્પ બનાવવા માટે, વિપુલ માત્રામાં કાશ્મીભૂત બળતણ નો ઉપયોગ થાય છે. આ બાજપુર ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે. એક સરખા અંતર માટે કોલસા અને પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે. આથી ઘણા થર્મલ પાવર સ્ટેશન કોલસા તેમ જ તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે. આ પાવર સ્ટેશનોની થર્મલ પાવર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીશું જળ વિદ્યુત પ્લાન્ટ.

સાથે સંકળાયવામાં આવ્યા છે. છેલ્લી સદીના સમગ્ર વિશ્વમાં ઘણા બંધ બાંધવામાં આવ્યા છે. ભારતમાં આપણી ઊર્જાની ચોથો ભાગ હાઈડ્રો, હાઈડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયોમાં પાણી એકત્રિત કરવા માટે નદી પર ઊંચા બંધ બાંધવામાં આવે છે. પાણીનું સ્તર ઓછું આવે અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઊર્જાનું સ્થિતી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બંધમાં ઊંચા લેવલ પર રહેલા પાણીને પાઇપો મારફતે બંધના તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. જળાશયમાં દર વખતે વરસાદને કારણે પાણી ફરી ભરાય છે. આમ આપણે અશ્મિભૂત બળતણ કે તે એક જ દિવસમાં નાશ પામવાનું છે, તેની તેમજ જળ વિદ્યુત સ્ત્રોતોના નાશ પામવાની અંગેની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ, મોટાબંધો ના નિર્માણ સાથે ઘણી બધી મુશ્કેલીઓ સંકળાયેલી છે. બંધોનો કેટલાક ચોક્કસ વિસ્તારમાં ખાસ કરીને ટેકરીવાળી વિસ્તારમાં નિર્માણ કરી શકાય છે. બંધોને નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન તથા માનવ વસવાટને ડૂબવાને કારણે નષ્ટ પામે છે. બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. જે ઝાડ, પાન, વનસ્પતિઓ વગેરે પાણીમાં ડૂબી જાય છે તે જ્યારે પરિસ્થિતિમાં સડવા લાગે છે. તથા વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે. જે એ ગ્રીન હાઉસ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. બંધોની નિર્માણના કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃ વસવાટ તથા ક્ષતિ પૂરતીને સમસ્યાઓ પણ ઉદભવે છે. ગંગા નદી પર કેરી બંધના નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણની યોજનાઓનો વિરોધ આ જ પ્રકારની સમાસને લીધે થયો છે. ઊર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ માટે ઔદ્યોગિક માં સુધારા. જૈવભાર. આપણે અગાઉ જણાવ્યું તેમ પ્રમાણે પ્રાચીન કાળથી લાકડાના બળતણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ. તો વર્તન માટે લાકડાનો સતત જથ્થો મળતો રહેશે. તમે ગાયના છાણ ના છાણાંઓના બળતણ તરીકે ઉપયોગથી પણ પરિચિત જ છો. ભારતમાં, પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે આપણને બળતણનું સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદક હોવાથી, આ બળતણના સ્ત્રોત જૈવભાર તરીકે ઓળખાય છે. તેમ છતાં આ બળતણના દહનથી વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પાદન થતું નથી. જ્યારે તેઓનું દહન થાય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉદ્ભભવે છે. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતા ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. જ્યારે લાકડાના ઓક્સિજનના મર્યાદિત જથ્થામાં સળગાવવામાં આવે ત્યારે, તેમાં રહેલા પાણી અને બાષ્પશીલ પદાર્થો બહાર નીકળી જાય છે. તથા અવશેષરૂપ ચારકોલ રહે છે. ચારકોલ જ્યારે સાથે સળગે છે ત્યારે મોટા પ્રમાણમાં ધુમ્ર થાય છે. અને તેનું ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ વધારે હોય છે. તે જ રીતે ગાયનું છાણ જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી જેમ કે, પાકોની કાપણી પછી, વધેલા અવશેષ શાકભાજીનો કચરો તથા સુએજ ને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત, કરતા એ બાયોગેસ આપે છે. તેના પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તેને પ્રચલિત રીતે ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. બાયોગેસ આપણે નીચે મુજબ પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે. આ પ્લાન્ટમાં બાયોગેસના પ્લાન્ટમાં ડોમ જેવું જેવું માળખું હોય છે. ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણની ટાંકીમાં બનાવીને ત્યાં ડાયજેસ્ટ કરવા મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર એ ઓક્સિજનની વગર શીલ બંધ ચેમ્બર છે. સૂક્ષ્મ સજીવો કે જેમના અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. તેઓ ગાયના છાણના રગડામાં રહેલા જે સંયોજનોની નાના નાના ભાગમાં વિઘટિત કરે છે. અથવા તોડી નાખે છે. આ વિઘટન પ્રક્રિયા સંપૂર્ણ થવામાં તથા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફેટ જેવા વાયુઓ ઉત્પન્ન થવામાં અમુક દિવસો લાગે છે. બાયોગેસ, ડાયજેસ્ટરના ના ઉપરના ભાગની ગેસની ટાંકીમાં ભેગો કરાય છે. ત્યાંથી નળિયો દ્વારા ઉપયોગમાં લઇ શકાય છે. બાયોગેસ પંચોતેર ટકા મિથેન ધરાવતો હોવાથી તેઓ ઉત્તમ બળતણ તરીકે ઓળખાય છે. તે ધુમાડા રહિત છે. સળગે છે લાકડા ચારકોલ તથા કોલસાના દહન ની જેમ રાખ, રાખ જેવા કોઈ અવશેષો ધરાવતા નથી. તેની તાપીય ક્ષમતા પણ વધારે છે. બાયોગેસને, ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે. વધેલા રગડાને સમય સમય પર બહાર કાઢી તેમાં નાઇટ્રોજન તેમ જ ફોસ્ફરસ યુક્ત ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ રીતે મોટા પાયા પર જૈવિક કચરો તેમજ મળમૂત્રનો ઉપયોગ જૈવિક કચરા અને મળમૂત્રના નિકાલનો સલામત સક્ષમ માર્ગ તરીકે ઉર્જા અને ખાતર આપે છે. હવે આપણે વાત કરીશું પવન ઊર્જા. સૌર વિકર્ણો દ્વારા ભૂખંડ અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે. અને પરિણામ, પરિણામે પવન ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જા નો ઉપયોગ, કાર્ય કરવામાં કરી શકાય છે. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. દાખલા તરીકે પાણી કે ખેંચવાના પંપમાં પવનચક્કીને,

એક ઘડી આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવેલ છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીને ફરતી પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટર ના ટર્બાઇન ને ફેરવવા માટે થાય છે. કોઈપણ પવનચક્કીનું, આવું ખૂબ જ નાનું હોય છે જેથી તેની વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. જેને પવન ઊર્જા ફાર્મ પવન ઊર્જા ફાર્મ કહે છે. દરેક પવનચક્કીના, ઊર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યવસાય ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે. પવન ઊર્જા એ પર્યાવરણને અનુકૂળ પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. વિદ્યુત ઉર્જા ના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી. પરંતુ, પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ હોય છે. પહેલી મર્યાદા એ છે કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત, એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે. જ્યાં, વર્ષોના મોટાભાગના

નમસ્તે રુચિ બસ મજામાં તું કેમ છે. હું પણ બહુત મજામાં જીવન સરસ ચાલે છે અને મારો અભ્યાસ પણ સારો ચાલે છે.

અભ્યાસ તો મારો સારો ચાલે છે હમણાં પરીક્ષાઓ પણ આપી છે હવે બસ એના પરિણામ ની જ રાહ જોઉં છું. હા બસ પરિણામ સારું આવે તો સારું કેમકે અત્યારે અભ્યાસ ની તો બહુજ બહુજ જરૂર છે કેમકે તમારું જે અનુભવ છે તમારો તમને આસ પાસ નું જ્ઞાન બધું અભ્યાસ દ્વારા જ મળે છે. અત્યારે અભ્યાસ વગર તો નોકરી પણ ક્યાં મળે છે પહેલા જ તમારી જોડે કહે છે તમે કેટલું ભણેલા છો એજ માંગે છે. એના વગર તો નોકરી પણ નથી મળતી અને અત્યારે તને ખબર છે બેરોજગારી તો બાપરે કેટલી બધી છે લોકો ને ક્યાંયે નોકરીયો જ નથી મળતી એટલે અભ્યાસ તો બૌ જ જરૂરી છે. અને અભ્યાસ આપડા જીવન માં આપણું ગળતર કરે છે કેટલું સુંદર રીતે આપણને સંસ્કાર, આપણને સુ સાચું સુ ખોટું બધું જ અભ્યાસ દ્વારા ખબર પડે છે. વાત તો તારી સાચી છે પણ હું આ રીતે વિચારું તો મને બહુ દુઃખ થાય. કારણ કે તું સંભાળ ને ઘણા લોકો કેટલું સારું સારું કેટલા ઊંચા સ્થાન સુધી અભ્યાસ કરીને પહુચે છે આખું જીવન એમનું બચપન અભ્યાસ માં જ વિતાવે છે. પણ છતાં પણ એમને આગળ જઈને નોકરી નથી મળતી તો કેટલા હતાશ અનુભવ કરતા હશે એ લોકો. હા એ લોકો બઉ જ હતાશ થઇ જાય છે પણ અત્યારે કેવું છે કે લોકો કેટલું ભણે છે કેટલા બધા લોકો ત્યાં સ્પર્ધા માં ઉભા હોય છે નોકરી લેવા માટે હવે આમા કેવું છેકે જે સારું એને પેહલા નોકરી. અનુભવ ઉપર પણ અસર કરે છે તમે ભણ્યા તો ખરી પણ તમે ગણ્યા નહિ તો શું કામ નું.

જે sir શિક્ષક જે ભણાવે એ ભણી લીધું બસ આપડે એને ગોખી લીધું અને આપડે પરીક્ષા આપી દીધી આપણું સારું પરિણામ આવી ગયું બસ.